હા એજ ને કે અત્યારે માણસ ગમે તે કરી શકે છે તે થી ગમે તે નો contact કરી શકે છે જેમ કે કોઈ જંગલ માં ખોવાઈ ગયું હોય તો પણ તેને ડર નથી હોતું કેમ કે location પર થી જાણી શકીએ પહેલા એવું હતું કે આપને ક્યાય જઈએ તો આપણને કોઈને રસ્તો પૂછવો પડતો કે કોઈ લુંટાઈ જવાનો પણ ભય રેહતો.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 નઈ તમારી વાત બરાબર છે કેમ કે આપડે પેલાં ના જમાના માં એવું હતું કે ધારોકે વ્યક્તિ પાસે સમગ્ર ગામ ની અંદર એક જ ફોન તો તેમની ઘણા બધા number યાદ રાખવા પડતા હતા પરંતુ અત્યારે એવું થઇ ગયું છે દરેક વ્યક્તિ પાસે પોતાનો personal ફોન આવી ગયો છે તે થી વ્યક્તિને number અથવા તો કોઈ પણ information તે વ્યક્તિ યાદ રાખતો નથી તેની જગ્યાએ પોતાના mobile ની અંદર save રાખે છે પરંતુ એના કારણે એક disadvantage થયો છે કે વ્યક્તિ ની માનસિક અસરધીમે ધીમે ઘટી રહી છે તેની માનસિક ક્ષમતા ઘટી રહી છે જેના કારણે આજના આજ ની પેઢી ની અંદર depression નું પ્રમાણ પણ વધી ગયું છે એના સામે એવી application પણ આવી રહી છે કે એક technology એવી હતી કે transportation ક્ષેત્ર aeroplane bullet ટ્રેન આવી રહી છે તે તમને એકદમ ઓછા સમય માં વધારે અંતર કાપવા માં મદદરૂપ થશે કે tesla ની driverless car driverless car વિષે કઈ સાંભળ્યું છે હા driverless car વિષે બઉ સાંભળ્યું છે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 હા એ તો એક અદભુત છે અને એક તો એવો કિસ્સો હતો કે એક pregnet મહિલા હતી અને જયારે તે tesla માં drive કરી રહતી હતી અને auto mode પર હતી તો તે pregnet ની delivery થઇ એ car માં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 technology હવે દિવસે ને દિવસે update થતી રહે છે અન drone તો delivery પણ ચાલુ start કરી દીધું છે કે online shopping માટે ના તમારી વાત સાચી છે પેલાં કેવું હતું આપને ફક્ત નીચે ઉભા ઉભા આશરે એવી રીતે normal video shooting કરતા હતા પરંતુ અત્યારે marriage માં બી જોઈ શકીએ છીએ કે લોકો marriage ની અંદર પણ drone નો use કરીને video shooting પણ કરતા હોય છે આ ઉપરાંત drone ના technology ની અંદર deffence system ની અંદર પણ આપને ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરી ને દુશ્મન હુમલો કરે પેલાં એવું હતું કે વ્યક્તિ એ bomb ફેકવો પડે છે પરંતુ એવા drones પણ technology આવી ગઈ છે જેથી કરી ને વ્યક્તિ ત્યાં જવાની પણ જરૂર નથી પડતી ફક્ત એક remote અથવા તો એક control ની મારફતે તે drone ને control ની મારફતે તે drone control કરીને દુશ્મન દુશ્મન હુમલો કરી શકે છે અને હા સૌથી મહત્વ ની બાબત online shopping પહેલા લોકો ને market જવું પડતું તેના સમય ને પૈસા પણ વધારે થતા અને કે લોકો બઉ time જતો but હવે એવું નથી હવે જો લોકો તેના ઘરે બેઠા બેઠા પણ online order કરી શકે છે ને delivery boy તેમના ઘરે આવીને delivery કરી જાય છે online shopping સૌથી મહત્વ profitable ની વસ્તુ હોય છે નહી technology ખુબ જ એવો મોટો ફાયદો છે અત્યારે કોઈ વસ્તુ ની ખાવાની ઈચ્છા હોય તો આપડે online zomato swiggy જેવા online platform ની મદદ થી આપડે પોતાનો ખાવાનો order કરી શકીએ છીએ અને આપના ફક્ત એક order પરથી આપના કેટલા સમય ની અંદર આપના order આવી જાય છે આપને સારું એવું healthy ભોજન ખુબ જ ટુક સમય ની અંદર કોઈ પણ મહેનત વગર આ ઉપરાંત આપને જોઈ શકીએ છીએ

એજ ને મિલન અને એના સિવાય online shopping તો થઇ ગઈ છે બરાબર પણ તેનો ગેર ફાયદો એ છે કે retailer એ market આપના જે daily market જેમ કે દુકાન દુકાન વાળા footwear વાળા ને નુકશાન થઇ રહ્યું છે કે લોકો બજાર માં જતા જ નથી બધું online shopping કરી રહ્યા છે નઈ તમારી એકદમ વાત સાચી છે અત્યારે આ technology લોકો ને રોજગાર વિહિન પણ કાર્ય છે robot ક્ષેત્રે આપને ખુબ જ આગળ વધી ગયા છે ધારોકે પેલાં એક કામ હતું જેની પાછળ દસ લોકો જોડાયેલા એના કારણે દસ લોકો ને રોજગાર મળતો હતો પરંતુ અત્યારે એવું થઇ ગયું છે એક robot એ દસે દસ લોકો નું કામ છીનવી લીધેલું છે જેથી કરીને દસ પરિવાર નો રોજગાર અને અમને મળતું આજીવિકા પણ ગુમાવી દીધી આનો એક મોટો ગેરફાયદો છે તેના ફાયદા જોતા એમ સમજી શકાય છે કે positive side જોવી જોઈએ એની સાથે સાથે પેલાં એવું હતું કે શેરબજાર માં invest કરવું હોય તો સલાહ લેવા જવું પડતું કે કોઈ સંપર્ક કરવો પડતો પણ હવે તો પોતાના ઘરે બેઠીને online ગમેતે company ના શેર લઇ શકે છે એ રીતે digital marketing earning માં પણ ઘરે બેઠા પણ માણસ કમાઈ શકે છે પોતાની પેલાં ના જમાના કેવું હતું કે જો કોઈ વ્યક્તિ શેર market ની અંદર પોતે invest કરવું હોય તેના માટે ત્યાં આગળ પોતે personally જઈને માહિતી લેવી પડતી અને તેની અંદર પોતાનો યોગ દાન અથવા તો પોતે ભાગ લઇ શકતા પરંતુ અત્યારે એવું થઇ ગયું છે માણસ ફક્ત ફોન ની અન્દર પોતાની એક touch પોતાના શેર લઇ શકે છે વેચી શકે છે પોતાના શેર નું ક્યાંક રોકાણ કરી શકે છે એવું અત્યારે technology નો બઉ મોટો ફાયદો છે હા એ point ની વાત છે અને સાથે technology daily life માં એકદમ બધું digital hair ને dry કરવા હોય તો dryer નાના મોટા tools બની ગયા છે કે તમે કોઈ પણ વસ્તુ machine પર depend કરી શકો છો vaccine કરવું હોય તો કઈ પણ નાની મોટી વસ્તુ technology ના સહારે આગળ વધી બધું electricity અને હવે સૌર ઉર્જા કે વિન્ડ energy એના પણ સંસોધન થઇ રહ્યા છે પણ મને એવું લાગે છે આવનારો સમય કઈ અલગ હશે જ્યાં બધું robot થી થતું હશે ડ્ર droan ઉડતા હશે flying car flying bike આ બધું normal થઇ જશે આવનારા સમય માં એવા road પણ બની રહ્યા છે કે જો તમે normal સ્પીડે ચાલો તે સંગીત વગાડે છે જાપાન તો robotics માં બઉ આગળ વધી ગયું છે કે જ્યાં senior citizen care પણ robot થઇ રહ્યા છે તમે એક example આપો મેં હમણાં જ થોડા સમય પેહલા જ news paper ની અન્દર એક cutting ની અન્દર વાંચ્યું હતું જાપાન ની અંદર થી એક વ્યક્તિ doctor હતો પરંતુ તે અત્યારે ભારત માં આવી શકે એમ હતો નહી જેથી કરીને તેને ત્યાં બેઠે બેઠે એક robot ની મદદથી પણ ભારત ની અંદર oparation સફળ બનાવે છે આ technology બઉ મોટો જાણી શકીએ છીએ વ્યક્તિ દુર બેઠા બેઠા અન્ય વ્યક્તિ નો ઈલાજ કરી સકાય છે અન્ય વિષે માહિતી મેળવી શકાય છે

foreign માં રહેતા હોય તો તમે payment મુકલી પણ શકીએ અહિયાથી ત્યાં dollar થી convert થઇ રહ્યો છે આ બધું એક દમ ઝડપી થઇ રહ્યું છે UPI transaction માં ભારતે world record બનાયો છે સૌથી વધારે લોકો વધારે વધરે use કરી રહ્યા છે કે તમે કોઈ દુકાને ગયા ને તમારી પાસે રોકડા પૈસા નથી તમે તમારા ફોન દ્રારા ખાલી એને પોતાના account murchant pay કરી શકો છો UPI બઉ સારી રીતે જેમ કે અમે અમારા મિત્રો બઉ જ એકબીજા સાથે upi transaction કરી છીએ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 technology એટલી આગળ વધી ગઈ છે કે આપને દુર બેઠેલા કોઈ પોતાના પૈસા transfer કરી શકીએ છીએ લોકો ને મદદ કરી શકીએ છીએ કોઈ ને પૈસા ની જરૂર હોય તો online transfer કરી તે વ્યક્તિ પણ પાછા આપી શકે છે બઉ મોટો ફાયદો એવો ફાયદો રહેલો છે technology નો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 તો આ એવ technology કે daily life માં update આપતી રહે છે આના પછી project બનશે જે pdf એક સારો topic છે આ અને તમે જોવો કે જે કે ગાયો અમે જે પશુ પાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પેલાં તેમની ગાયો ને દોવું પડતું હતું તેની મજુરી થતી હતી પણ હવે તો એમાં પણ machine આવી ગયા છે તમે જોયું છે હા મેં અમારા બાજુ માં ખેતરો ની અંદર પણ આવું જોઈલું કે પેલાં કેવું હતું કે વ્યક્તિ પોતે દોવા માટે જતો હતો પરંતુ અત્યારે દોવા માટે ના પણ machine નો આવી ગયા છે જેથી કરી ને એક સાથે ત્રણ machine ચાલુ કરીને પણ વ્યક્તિ એક સાથે ત્રણ ગાયો ને અથવા ત્રણ ભેસો ને દોઈને પોતાનું મજુરી ઓછી કરી શકે છે અને સારું એવું દૂધ નું ઉત્પાદન કરી શકે એની સાથે સાથે આપને ખેતર માં પાણી ચાલુ કર્યું હોય તો આપને ત્યાં બેસવું પડતું જોવું પડતું motor બંદ કેવાની હોય પણ હવે એવું નથી ખેડૂત ગમે ત્યા બેસી ને પોતાના ફોન થી control કરી શકે છે એક application ના માધ્યમ થી camera CCTV camera તો લોકો કઈ પણ મૂકી ને કે ક્યાં શું થઇ રહ્યું છે તો એક દમ easilyeasy બનતી જઈ રહી છે દિવસે ને દિવસે કે technology માં update દરેક સવારે કેમ કે coffee નો mug હોય છે તેમાં જો કે coffee નાખો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

ઉઠીએ છીએ એ પ્રમાણે આપનો આખો દિવસ આપને technology વગર રહી શકતા નથી આપને એવું પણ માનીએ છીએ અત્યારે માણસ ની basic જરૂરીયાત ની અંદર જે અ ખોરાક ખોરાક રોટી કપડા મકાન ની અંદર એક technology પણ add થઇ ચુકી છે

તો આ બધું એક કામ કરીએ આ બધું ભેગું કરીએ અને તેને pdf presentation માં upload કરીએ આના સિવાય પણ એક natural disaster ની વાત કરવાની છે તે એવું કરીએ next time મળીએ એટલે કરીએ પણ અત્યારે તો આટલું જે discuss કર્યું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

ના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે, કે પૃથ્વી પરના તમામ સજીવોને આસપાસના પર્યાવરણ સાથે કામકાજ પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દરેક સજીવને પોતાને જીવન રક્ષા અને નિભાવવા માટે, કોઈને અનેક પ્રકારનું શિક્ષણ લેવું જ પડે. શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિ તથા બદલાવ છે. અને પ્રેરણા ના સંતોષને કારણે પ્રાણી કેમ માનવ માત્રનું, જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન મોટેભાગે બે પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે. પહેલું સાહજિક વર્તન અને બીજું શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે આપણને કોઈપણ, જાતનું શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનો માટે કેટલાક સકતીઓ લઈને જન્મે છે. જેનાથી અમુક મર્યાદિત અમ પ્રતિક્રિયાઓ આપતા, એ શીખી જાય છે આ પ્રકારનું વર્તન અને જન્મજાત કે સહજીક વર્તન છે. દાખલા તરીકે કીડી નો પોતા માટે ખોરાક કોણે ખેંચી જવું. ગાયના વાછરડાનું જન્મ થતાં જ થોડીવારમાં માતાના આંચડે વળગીને પોતાની ભૂખ સંતોષવી. માનવ બાળનો જન્મ પછી તરત જ રડવું. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન, પ્રશ્ન ની રીતો આપવાથી જ શીખી લેતું હોય છે. એને આપણે સાહજિક વર્તન કહી શકીએ છીએ. શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે અંતે અન્ય લોકોને વર્તન કરતાં જોઈને, શીખ્યા છે અથવા તો વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિએ પ્રાણીને જે તે વર્તન કરતા આવડતું હોતું નથી. પરંતુ, વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શીખવા માટે ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી વર્તનમાં બદલાવ લાવે છે. અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય છે. હાથી સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બોકડનું જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ એ પર્યાવરણને અનુભવો ગ્રહણ કરીને પોતાનો વર્તનમાં પરિવર્તન લાવી આપે. જીવનશૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી દરેક પોતાના જીવનમાં પ્રત્યક્ષ પરિવર્તન લાવતા જ હોય છે. આથી જે શિ~શિક્ષણ એ જન્મથી મૃત્યુસુધી ચાલતી આવરીત પ્રક્રિયા છે. વ્યક્તિ બાળ બાલ્યાકાળમાં મોટેભાગે અનુકરણ તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. તારુણીય કારણોમાં વિસંધાને આગળ પકડીને કારણે શિ શિક્ષણમાં પારંગત બને છે. જ્યારે યુવા કાળમાં, સામે આવતી પડતી જીવનને અને જટિલ સમસ્યાઓનો ઉકેલ માટે માન્ય અવસ્થા અને તરુણા અવસ્થા સમયે મેળવેલ શિક્ષણ દ્વારા રોજીંદી પ્રાપ્ત થતી અધુરંજ કામે લાગે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર, વિચાર, ભાષા, વર્તનના ભાગે પ્રેરણા લઈને અભિવ્યક્તિ, મનોવલણ, શિષ્ટાચાર વગેરેનું શિક્ષણ મેળવે પોતાનું વ્યક્તિને વિકાસે છે. આમ વ્યક્તિ શિક્ષણ નૌકા દ્વારા જીવન સાગર પાર કરે છે. શીખવું એટલે શું? વ્યાખ્યા અને તેની સમજૂતી આપો. અમે મનો વૈજ્ઞાનિક માર્ગને જે શિ~શિક્ષણ એ વ્યાખ્યા આપવા જણાવ્યું કે શિક્ષણ એ એટલે અનુભવ છે. પ્રયત્ન કે મહાવરાથી વર્તન થતો સાપેક્ષ,

અનુભવ મહાવરા કે પ્રયત્નનું પરિણામ. બીજું વર્તનમાં થતું પરિણામ. ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન. શિક્ષણ ની વ્યાખ્યા ની સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિગતો સમજો. પેહલો અનુભવ માવર કે પ્રયત્નનો પરિણામ અગાઉં આપણે જોયું કે પ્રાણી કે માં~માનવના વર્તનમાં ફેરફાર થાય છે કે, જો અનુભવ તાલીમ કે મહાવરાને કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. સ્વવર્તનમાં થતો પરિવર્તન કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષા એને, ને શિક્ષણ કહી શકાતું નથી. ચાર મહિનાનું થતા જો તે પથારીમાં ઊંધું પડતા શીખે કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે તો તેને તો તેને રોજિંદા ભાષામાં બાળક ઊંધું પડતા શીખે જોયું છે કે પથારીમાં ખસતા શીખે શીખી ગયું એવું કહીએ છીએ. પરંતુ, બાળકના આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વતાને કારણે જોવા મળતું હોવાથી, મનોવિજ્ઞાનને તેને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી. આ જ પ્રમાણે ખૂબ જ ચાલવાથી કે દોડવાથી પગ, લથાડતા માટે તો આપણે લ~લથાડીયા ખાતા શીખી ગયા. તેમ કહેતા કહેતા નથી આ જ પ્રમાણે ખુબ ચાલવાથી કે દોડવાથી પગ લથાડવા માંડે, તો આપણા લથાડીયા ખાતા કહી શકતા નથી. તે જ રીતે પગનું હાડકું તૂટી જવાથી લંગડાવા ની ક્રિયા, હોય કે ને કારણે પરિવર્તન જોવા મળતું હોય. તો તેને શિક્ષણ જ કહી શકાય. વર્તનમાં થતું પરિવર્તન કોઈપણ બાબત કહેવાય જ્યારે જે પહેલા અમ વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલા number તરીકે બાળકને જ્યારે પહેલીવાર cycle ચલાવતા આવડતું ન હોય એટલે, જો cycle પર બેસી જાય cycle ચલાવવાનો પ્રયત્ન કરે ત્યાં પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતા તેને ધીરે ધીરે cycle પર balance રાખતા અને paddle મારતા સાથે આગળ વધતા આવડી જાય છે. એમ વારંવાર, મહાવરો કરવાથી તે cycle ચલાવી શકે છે આમ ઉદાહરણ ક્ષણે વર્તનમાં થતું પરિવર્તન જે સ્પષ્ટ કરે છે. ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન. સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ, ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આ સંદર્ભમાં અગાઉં સમજી મેળવી છે કે હાથીજા અને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિ ગત થ~થયેલા ટૂંકા ગાળાનો ફેરફાર એ શિક્ષણ જ નથી. અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો, થાક ઉતરી જવાથી કે પછી પગનું, હાડકું સાંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે. માટે તે શિક્ષણ નથી આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન હંગામી અને અસ્થાયી પરિવર્તન મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા, દર્દ કાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનને શિક્ષણ તરીકે કહેવામાં આવે છે. પ્રયત્ન કરે ત્યારથી પડી જાય છે. પરંતુ, થોડા દિવસના મહાવરા પછી શાળામાં જાતે cycle ચલાવતા જતા શીખી જાય છે. જ્યારે સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે. આપણે કેવી રીતે શીખીએ છીએ ચાલો જાણીએ. શિક્ષણ શિક્ષણના પ્રારંભિક ખ્યાલ મેળવ્યા પછી મુખ્ય પક્ષ કે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ, મેળવે છે કેવી રીતે આ પક્ષાની રીતે વિદ્યાનો વિજ્ઞાનિકો સંતોષ માટે પ્રેરણા પૂરી પાડે છે. આના અનુસંધાનમાં કરેલા કેટલાક સંશોધનો પ્રયોગો માનવી અને, પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની કયા વિષયની માહિતી પૂરી પાડે છે જે અનેક વિવિધ સંસાધનો અને શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ,

અનુકરણ દ્વારા જ મળે છે અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અયોગ્ય શિક્ષણ એ સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણો મુખ્ય આધાર છે જઈને વ્યક્તિ પોતાની, આસપાસના સામાજિક પર્યાવરણ પર્યાવરણ માંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. દાખલા number તરીકે માતા-પિતા સાથે કોટર પર રડતા જવું. બાળક પહેલા પોતાની, ગાય cycle ફેરવતા ફેરવતા એક જગ્યાએ cycle ઉભી રાખી. ફેરવવા માટે ત્યાં રહેલી હવા ભરવામાં પંપની tube ને પોતાની cycle ની સીટ પંપની હવા

આને mobile phone વાગતું જોવા મળે છે. તે અનુકરણ શિક્ષણ જ ઉદાહરણ છે. રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ મળે છે. મેળવતું હોવાથી અનુકર્ણ શિક્ષણ સામાજિક શિક્ષણ કહે છે. નાની બાળકી એ television પર અને વિતરણ ઉપર વ્યાખ્યા ચોક્કસ પ્રકારના સંસાધનો અને fashionable કપડા વાપરતા જોઈને તેવા પ્રકારના પ્રસાધનો અને કપડાનો ઉપયોગ કરે તો તેને

હું તો કાઈ નથી કરતો ભાઈ તુ સુ કરે? હું હાલ ગરે છીએ ચોક ફરવા જવાનો વિચાર છે માર તારે આબુ છે મારા સંગાથે? આવાનું છે કારણ કે મુ ગરે બેઠો છું કંટાળી એ છીએ એના માટે આપણે ક્યાંક જતાઈએ ક્યાં નો plan છે? મારે યાર બૌજ વધારે ફરવાનું છે તારે મહીના જેવું તો થઇ જશે આપણે ફરવાન time મહિના જેટલું થઇ જશે તો ને ક્યાં જાય છે? હા નો long trip છે જે મારે પેલા આપડ આટલું આટલું આખું ગુજરાત ફરવાનું છે.

આહ તે કઈ ખાસ જગહ જોઈ છે ગુજરાતમાં જો જોવા લાયક હોય ફરવા લાયક છે એ જગહ તો આપણે જઈએ

ગુજરાત માં જોવા લાયક તો ગણું બધું છે આપના અમદાવાદ છે કાંકરીયા તલાવ પછી વડોદરા છે આપડ સરદાર વલ્લભભાઈ નું statue છે મોટામ મોટુ જોયું છે તિએ mobile મ જોયું છે video બધા જોયા છે youtube મા ગણા બધા video આયા છે એમાં બધા જોયા છે પણ real મ જોયા નથી. હા video તો મીએ પણ જોયુ છે આપણે રૂબરૂ જોવા જઉ છે તારે આબુ છે આપણે પેલા આપણે જશું અમદાવાદ જશું પછી સરદાર વલ્લભભાઈ statue જોવા જસુ બીજા સારી સારી જગહ એટલાઓમ ફરશું. આવુતો શે મારે પણ ટુ ક્યારે જાય છે કઈ તારીકે જાય છે? મારે ઓ છઠી સાતમી તરીકે જવાન છ તરીકે જવાનું છે.

હા આપણે બે સંગાત જઈએ ચાલશેન કોઈ ગાડી બડી નો ઇન્તજામ હોય તો કરજે આપડે બે ગાડી કરી દીએ. આહ ઓમતો ગાડી તો ગણી બધી છે bmw છે farrari કઈ ગાડી લઈને જીએ આપણે? હમ એ ગાડી તો મેં મારા ત્યો આપણે range rover લઇ જાશું મારી પાસે પાસે છે.

એ ગાડી થાય છે સારું સારું ભાઈ એમાં જાસુ પણ જાસુ તો ફરવા કોક સારી જગા હોય તો બીજું વિચાર આપણે બીજી સારી સારી જગાએ ફરવા જસુ આપણે. એટલે તું કોઈ ને પૂછી પૂછી લેજે કે ગુજરાત મ ફરવાની જગ્યા છે તો આપણે બંને જતા આવીએ. હા બરાબર ગુજરાતમો ગુજરાત મો આપને પેલા તો આપડે કાંકરિયા તળાવ જોઈએ અલગ અલગ પ્રનીસંગ્રાલય છે તે જોએલા કદી? મેં જોયા તો નથી પણ બધા ખાલી કહે છે video માં જોયેલા છે આમ real મા કઈ કિસ્સા જોયુજ નથી.

બરાબર બરાબર

હમ તાર ભેગુ બીજું કોઈ છે કે આપણે બંને જવાના છીએ. નહિ હાલ તો વિચાર તો મારે એકલાને જવાનું હતો પણ હવે તું સંગાથ આવવાનું કહે છે તો આપણે બંને જઈશું range rover ગાડી લઈને. હા બરોબર આપણે બંન જઈશું. બરાબરને

તો બીજી કોઈ સારી જગ્યા છે ગુજરાતમાં તાજ મહેલ જોવા જવું છે? હા એ તો ઉત્તર પ્રદેશમાં મળીએ તો આપણે ઉત્તર પ્રદેશમાં કારણ કે ઉત્તર પ્રદેશમાં પણ ઘણું બધું જોવાલાયક સ્થળો છે આમ તો. હા તાજમહેલ નું સાંભળ્યું છે એ દિલ્હી બાજુ આવ્યું છે ખબર છે ને હા હા ખબર છે તો આપણે દિલ્હી ફરવા માટે દિલ્હી જોવાલાયક ઘણા બધા સ્થળો છે. હા એ પણ મેં સાંભળ્યું છે દિલ્હીમાં ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટે ફરવા જેવી જગ્યાઓ છે.

હા હા હવા મહેલ ને બધું ત્યાં છે ત્યાં હા એ પણ આપણે જોવાનું છે અને દિલ્હીનો મોટામાં મોટો gate છે એ દિલ્હીનો gate પણ જોવાનો છે. હા એ પણ જોઈ નાખીશું છ તારીખ જેવું જઈએ ને છ સાત તારીખ જેવું.

આમ તો કામ નથી મારે કંઈ free જ હોવું છું હું આપણે જ્યારે તું કે ત્યારે જતા આવીએ. તો ઈચ્છા તો મારી છ તારીખે જવાની છે પણ તું કહેતો હોય તો સાત તારીખે સાત તારીખે જઈશુ ચાલશે નહીં. તો વાંધો નહિ આપણી સાત તારીખે સવારે વહેલા નીકળી જઈએ અહીંયા થી તો પહેલા અંબાજી જઈને નાખીશું.

પછી પછી તું કહેતો હતો ત્યાં જતા આવીએ હું ક્યાં જવાનું?

હા બરાબર છ ઉત્તર ભારતમાં ઘણી બધી જોવાલાયક સ્થળો છે. પછી એક રાજસ્થાન છે રાજસ્થાનમાં પણ ફરી શું આપણે હા રાજસ્થાન પણ ખૂબ મોટું શહેર એમાં ઘણા બધા city છે જયપુર છે અજમેર છે જેસલમેર છે એવું ઘણું બધું ફરવા લાયક છે. હા રાજસ્થાન છે રાજસ્થાનમાં જોવાલાયક એવું ઘણું બધું છે ત્યાં જઈશું આપણે. કારણ કે જેસલમેરમાં રણમાં પેલી સફારી થાય છે ને જીપમાં અંદર બેસાડીને ફરવા માટે લઈ જાય છે તેનું સંસદ પણ ખૂબ સારું હોય છે. હા પછી ત્યાં જોયું છે તે mount આબુ સાંભળ્યું છે નામ mount આબુ હા mount આબુ પણ સાંભળ્યું છે મેં રાજસ્થાન ગુજરાત border ઉપર ત્યાંથી જતા અમે હાએ હા એ જ ત્યાં ઉનાળામાં ફરવા માટે જ્યાં જઈએ તે ઠંડી હવા માટે જાય છે ફરવા માટે જાય છે લોકો

આ તો જતાએ કારણ કે સાંભળ્યું છે કે રાજસ્થાનમાં સૌથી મોટું શિખર છે એનું નામ તો ગુરુ શિખર જેવું છે.

છે એવું છે સાંભળ્યું તો નથી મેં પણ તું કહે એટલે સાચી જ વાત હશે આપણે જતા આવીએ ત્યાં હા ત્યાં રસ્તો પણ થોડો ખરાબ છે તો પણ આપણે જઈશું આપણી ગાડી લઈને. બરાબર માઉન્ટ આબુ જવાનું છે ઉત્તર ભારત જવાનું છે તો બીજી જગ્યા છે સારી એમાં જતા આવીએ. મારી તો ઈચ્છા છે યાર airplane માં બેસીને ચોક સારા વિદેશમાં ફરવાની પણ એટલા પૈસા ક્યાં છે ભાઈબંધ એટલા પૈસા હોય તો આપણે બંને ભેગા જતા પૈસા તો બહુ જ છે મારી પાસે તું આવી જજે ને ખાલી તું સંગાથે આપણે પૈસા તો ઘણા બધા છે આપણી પાસે હા તો વાંધો નહિ તું મને થોડા ઘણા પૈસા આપજે એક બે લાખ જેવ પછી હું તને પાછા આપી દઈશ. તને પાછા આપવાની જરૂર નથી તું યાર friend છે તારી પાસે શું પૈસા પાછા લેવાના. આ તો તે ખૂબ સારી વાત કરી હમણાં તો વાંધો નહીં પાછા નહીં આપુ બસ સારું નહીં આપે તો ચાલશે પણ વિદેશમાં કોઈ જોઈ છે સારી જગ્યા? વિદેશમાં એ america છે dubai છે ઘણા બધા canada એવું બધું ઘણા બધા દેશો છે જોવાલાયક ઘણા બધા એવું હોય છે વિદેશ એટલે હા આમાં એકાદ america માર તો ઈચ્છા છે thailand જવાની thailand સાંભળ્યું છે? સાંભળ્યું નથી આપણે પણ જતા આવીએ. તે આ બરફીલો વિસ્તાર હોય છે ત્યાં ઠંડક પણ વધારે હોય છે આપણે ત્યાં ગરમ કપડા ઓ જોઈએ છે ચાલશે? ચાલશે ચાલશે દોડશે ક્યાં ગયા હતા આપણે તું કહેતો હોય તો ભારત ભમીએ આપણે તું કહેતો હોય તો આપણે વિદેશ પણ ફરી આવીએ. આ તો આપણે જ્યારે વિદેશ જવાનું થાય ને thailand ત્યારે આપણે રાજસ્થાનમાંથી સારા કપડા દિલ્હી માંથી સારા કપડા ગરમ કપડા મળશે તો ત્યાંથી આપણે સારા કપડા લઇ ને જઈશું